લીબરઓફીસ કેલ્કમાં ઈમેજો ચિત્રો દાખલ કરવા પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે નીચેનું શીખીશું160 ડોક્યુંમેંટમાં ઈમેજ ફાઈલ દાખલ કરવું
ઉદાહરણ તરીકે જેપીઇજી પીએનજી અથવા બીએમપી
અહીં આપણે ઉબન્ટુ લીનક્સ આવૃત્તિ 1004 અને લીબરઓફીસ સ્યુટ આવૃત્તિ 334 ઉપયોગમાં લઇ રહ્યા છીએ સ્પેડશીટમાં ઈમેજો નીચે દ્વારા દાખલ કરી શકાય છે ઈમેજ ફાઈલને સીધી દાખલ કરવી ગ્રાફીકસ પ્રોગ્રામથી ક્લીપબોર્ડની મદદ વડે અથવા ગેલેરી માંથી આપણે આ દરેક વિશે વિગતમાં ચર્ચા કરીશું
personal finance trackerઓડ્સ સ્પ્રેડશીટ ખોલીએ
પહેલા શીટ 2 પસંદ કરીએ
આ શીટ્સમાં ઈમેજીશ દાખલ કરીશું
સેલ પસંદ કરી પિક્ચરો દાખલ કરવું એ સારી આદત છે
જો ઈમેજ પહેલાથીજ તમારા કોમપ્યુંટર પર સંગ્રહીત હોય તો તમે પહેલા ઇન્સર્ટ પર ક્લિક કરી તેને દાખલ કરી શકો છો
અને ત્યારબાદ પિક્ચર અને ફ્રોમ ફાઇલ પસંદ કરીને
હવે તમે જે ઈમેજને દાખલ કરવા માંગો છો તેને લોકેટ સ્થાન નિર્ધારિત કરવું કરો
મેં પહેલાથી જ કેટલીક ઈમેજીશ ડેસ્કટોપ પર ઇમેજીસ નામના ફોલ્ડરમાં સંગ્રહીત કરી છે
હું ઇમેજ1 પસંદ કરીશ
આપણે ઈમેજનું નામ લોકેશન ફીલ્ડમાં જોશું
ઓપન બટન પર ક્લિક કરો
અવલોકન કરો કે ઈમેજ સ્પ્રેડશીટમાં દ્રશ્યમાન થાય છે તેને લીંક કરી બીજું એક પિક્ચર દાખલ કરીએ
પહેલા એક નવો સેલ પસંદ કરીએ
હવે ઇન્સર્ટ અને પિક્ચર પર ક્લિક કરી ફ્રોમ ફાઇલ પસંદ કરીશું
બીજી ઈમેજ પસંદ કરીશું
હવે ઇમેજ 2 પર ક્લિક કરો
ઈમેજને ડોક્યુંમેંટ સાથે લીંક કરવા માટે લિંક વિકલ્પ ચેક કરી ઓપન પર ક્લિક કરો
પ્રદર્શિત થયેલ ડાયલોગ બોક્સમાં કીપ લિંક બટન પર ક્લિક કરો
પિક્ચર હવે ફાઈલને લીંક થયેલ છે
લીંકીંગ જોડાણ કરવું જયારે આપણે ફાઈલને લીંક કરીએ છીએ પહેલા તે સ્પ્રેડશીટનાં માપને ઓછું કરે છે જયારે તે સંગ્રહીત થાય છે
કારણ કે સ્પ્રેડશીટ ઈમેજ ધરાવતી નથી
બીજું તે યુઝરને બંને ફાઈલો જુદી જુદી રીતે સુધારીત કરવા માટે સક્રીય કરે છે
ઈમેજ ફાઈલમાં થયેલ કોઈપણ ફેરફારો સ્પ્રેડશીટમાં લીંક થયેલ ઈમેજમાં દેખાશે
ઇમેજ 2 નો રંગ બદલીએ જે ફાઈલને ભૂખરાં રંગ તરીકે લીંક થયો છે
આ પીક્ચરને એડીટ સુધારણા કરવા માટે હું પિક્ચર એડીટર ગિમ્પ ને ઉપયોગમાં લઉ છું
તમે કોઈપણ એડીટરને વાપરી શકો છો જે તમારા મશીન કોમપ્યુંટર પર સંસ્થાપિત હોય
પહેલા personal finance trackerઓડ્સ ને સંગ્રહીત અને બંધ કરીએ આગળ ઈમેજીસ ફોલ્ડર પર જાવ
ઇમેજ 2 પસંદ કરો
હવે જમણું ક્લિક કરી ઓપન વિથ ગિમ્પ પસંદ કરો
ઇમેજ 2 ગિમ્પ માં ખુલે છે
હવે ચાલો પિક્ચરને રંગમાંથી ગ્રેસ્કેલ માં બદલીએ
હવે ઈમેજને સંગ્રહીત કરી બંધ કરો
personal finance trackerઓડ્સ ખોલીએ
ઇમેજ 2 હવે ગ્રેસ્કેલમાં દ્રશ્યમાન થાય છે
જયારે કે ફાઈલને લીંક કરવાનો એક મોટો ગેરફાયદો એ છે કે જયારે પણ તમે આ સ્પ્રેડશીટને જુદા કોમપ્યુંટર અથવા યુઝરને મોકલવા ઈચ્છો છો તમારે બંનેને મોકલવું પડશે સ્પ્રેડશીટ અને ઈમેજ ફાઈલ પણ
જેનો અર્થ છે તમારે હંમેશા એ સ્થાનનું ટ્રેક રાખવું પડશે જ્યાં તમે બંને ફાઈલને સંગ્રહીત કરી છે
આ ઈમેજને સ્પ્રેડશીટની જમણી બાજુએ ખસેડીએ ઈમેજને સ્પ્રેડશીટમાં દાખલ કરવાની બીજી પદ્ધતિ એ છે કે તેને તેના ફોલ્ડરમાંથી ડ્રેગ કરવી
જ્યાં તમે ઈમેજને સંગ્રહીત કરી છે અને તેને સ્પ્રેડશીટ પર ડ્રોપ કરો
ઈમેજને ડ્રેગ અને ડ્રોપ કરીએ
હવે ઈમેજ ફાઈલને સીધી રીતે તમારી સ્પ્રેડશીટમાં ડ્રેગ અને ડ્રોપ કરો જ્યાં તમે તેને સ્થાનાંકિત કરવા ઈચ્છો છો
તમે જોશો કે ઈમેજ ડોક્યુંમેંટમાં દાખલ થાય છે
CTRL અને ઝ દબાવી આ ફેરફાર અનડૂ પહેલા હતું તેવું કરીએ
હવે ડ્રેગ અને ડ્રોપ પદ્ધતિ વાપરી ઈમેજ લીંક કરીએ
આ પણ સરળ છે
ફક્ત કન્ટ્રોલ અને Shift કી દબાવી પકડી રાખો જયારે ઈમેજને સ્પ્રેડશીટમાં ડ્રેગ કરી રહ્યા છો
ઈમેજ ફાઈલ હવે ડોક્યુંમેંટને લીંક થયેલી છે
CTRL અને એસ બંને કી સાથે દબાવી આ કેલ્ક ફાઈલને સંગ્રહીત કરીએ
હવે આ ફાઈલને બંધ કરીએ
હવે જ્યાં ઈમેજ સ્થાનાંકિત છે એ ફોલ્ડરમાં જઈએ
ઇમેજ 3જેપીજી ને રીનેમ કરીએ જે ફાઈલમાં image4જેપીજી તરીકે દાખલ કરી હતી
હવે પર્સનલ ફાઇનાન્સ trackerઓડ્સ ફાઈલને ફરીથી ખોલો
તમે જુઓ છો કે લીંક થયેલ ઈમેજ હવે દ્રશ્યમાન નથી
લિન્ક્ડ પાથ એક એરર દર્શાવે છે
આ લીંક રદ્દ કરીએ
આ ટ્યુટોરીયલ અટકાવો અને એસાઈનમેંટ કરો
કેલ્ક શીટમાં ઈમેજને લીંક તરીકે દાખલ કરો સંગ્રહીત કરો અને બંધ કરો
હવે એ ફોલ્ડર પર જાવ જ્યાં ઈમેજ સંગ્રહીત છે અને ઈમેજને રદ્દ કરો
કેલ્ક ફાઈલમાં ઈમેજ હજુપણ દ્રશ્યમાન છે કે તે માટે તેને ખોલી તપાસ કરો
હવે ઈમેજ ફોલ્ડરમાં ઈમેજને પાછી પેસ્ટ કરો
તપાસ કરો કે ઈમેજ કેલ્ક ફાઈલમાં દ્રશ્યમાન છે કે નહી
સ્ટેન્ડર્ડ ટૂલબારની નીચે આવેલા નવા ટૂલબારની નોંધ લો
આ પિક્ચર ટૂલબાર છે
પિક્ચર ટૂલબારની ઉપરની બાજુએ ડાબી તરફ આવેલું ફિલ્ટર બટન ઈમેજના દેખાવને બદલવાનાં અનેક વિકલ્પો આપે છે
CTRL અને ઝ દબાવી તે અનડૂ કરીએ
ગ્રાફિક્સ મોડે બટન પાસે ઈમેજને ગ્રેસ્કેલ ભૂખરી બ્લેક એન્ડ વ્હાઈટ કાળી અને સફેદ અથવા વોટરમાર્કમાં બદલવાનાં વિકલ્પો છે
પિક્ચર ટૂલબાર પર બીજા વિકલ્પો છે જે આપણે પછીથી આવરીશું
આગળ શીખીશું કે ઈમેજને ક્લીપબોર્ડમાંથી કેવી રીતે દાખલ કરવી
ક્લીપબોર્ડ પર સંગ્રહીત થયેલ ઈમેજોને કોઈ પણ કોપી કરી શકે છે એક લીબરઓફીસ સ્પ્રેડશીટમાંથી બીજામાં
એક નવી સ્પ્રેડશીટ બનાવીએ અને તેને abcઓડ્સ નામ આપીએ
આ ટાર્ગેટ ડોક્યુંમેંટ છે
આપણી પાસે personal finance trackerઓડ્સ ફાઈલમાં પહેલાથીજ ઈમેજ છે
આ આપણું સોર્સ ડોક્યુંમેંટ છે
હવે જે ઈમેજ ફાઈલને કોપી કરવી છે તેને સોર્સ ફાઈલમાંથી પસંદ કરો
ઈમેજને કોપી કરવા માટે CTRL અને સી બંને કી સાથે દબાવો
ઈમેજ હવે ક્લીપબોર્ડ પર સંગ્રહીત થઇ ગયી છે
હવે ટાર્ગેટ ડોક્યુંમેંટ પર જાઓ જે abcઓડ્સ છે
abcઓડ્સ માં જ્યાં તમે સંગ્રહીત ઈમેજને સ્થાનાંકિત કરવા ઈચ્છો છો એ જગ્યા પસંદ કરો
હવે ડોક્યુંમેંટમાં ઈમેજ દાખલ કરવા માટે CTRL અને વી બંને કી સાથે દબાવો
આપણે જોશું કે ઈમેજ ટાર્ગેટ ફાઈલમાં દાખલ થઇ ગયી છે
હવે આપણે શીખીશું કે ઈમેજોને સીધી કેલ્ક ગેલેરીમાંથી કેવી રીતે ઉમેરવી
ગેલેરી ઈમેજ અને ધ્વનીઓ ધરાવે છે જે તમે સ્પ્રેડશીટમાં દાખલ કરી શકો છો
ચાલો જોઈએ આ કેવી રીતે કરવું
સ્ટેનડર્ડ ટૂલબારમાં ગેલેરી આઇકોન પર ક્લિક કરો
વૈકલ્પિક રીતે મેનૂબારમાં ટૂલ્સ વિકલ્પ પર ક્લિક કરી તેને ખોલવા માટે ગેલેરી પર ક્લિક કરો
હવે ઈમેજો જે ગેલેરી પૂરી પાડે છે તે જુઓ અને તમે જે ઈમેજ ડોક્યુંમેંટમાં દાખલ કરવા માટે ઈચ્છો છો તે પર ક્લિક કરો
ઈમેજને ગેલેરી માંથી ડ્રેગ કરો અને જ્યાં દાખલ કરવા માટે ઈચ્છો છો ત્યાં સ્પ્રેડશીટમાં ડ્રોપ કરો
તમે જોશો કે ઈમેજો personal finance trackerઓડ્સ ફાઈલમાં દાખલ થયેલ છે
અહીં લિબ્રિઓફિસ કેલ્ક પરનું આ સ્પોકન ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે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
જોડાવા બદ્દલ આભાર